પોપટ લાઈન માં બેઠેલા દેખાય છે પોપટ એક પાઇપ જેવું સ્ટેન્ડ છે એની ઉપર બેઠેલા છે પોપટની બાજુમાં એક પિન્ક કલર નું--

રેડ કલર ના ફૂલ આવેલા છે પાછળ આસોપાલવનું ઝાડ છે સૌથી પાછળ એક વ્હાઇટ કલર નુ મકાન દેખાય છે.

આ ચિત્રમાં જીમ ના સાધનો દેખાય છે ઉપર એક મોટી ડક્ટ છે.

એક સર્કલ દેખાય છે ઉપર આકાશ દેખાય છે પાછળ લીલા કલર ના ઝાડ દેખાય છે.

આ ચિત્રમાં મોટ્ટા લીલા કલર ના ઝાડ દેખાય છે એક સ્ટીલ નો ગેટ દેખાય છે.

ગેટ ની બાજુમાં પાંડવ ફાર્મ કરીને એક બોર્ડ મારેલો છે ગેટ ની અંદર પતરાવાળા મકાન દેખાય છે.

અને ઘણા બધા સાડીઓના થપ્પા પડેલા દેખાય છે ઉપર છતમાં લાઈટો ચાલુ છે નીચે લાદીમાં લાઈટો નો પ્રકાશ પડે છે અને--

એક દુકાન હોય એવુજ લાગે છે દુકાનની અંદર કલર ના ડબ્બા છે કોસ્મેટિક ની--

એક મંદિર દેખાય છે ફૂલ ફૂલ હાર પણ ચડાવેલું દેખાઈ છે.

આ ચિત્રમાં તબલા વગાડતો એક ભાઈ દેખાય છે બાજુમાં એક વાઈટ કુરતો પહેરેલો ભાઈ ઊભા છે.

કપડા વણવા માટેનો ચરખો દેખાય છે ચરકાઓમાં તાર બાંધેલો હોય એવું દેખાય છે પાછળ દૂર સુધી લીલા કલર ના ઝાડ દેખાય છે.

આ ચિત્રમાં માર્બલ લઈને જતા માણસો દેખાય છે એક દુકાનદાર મોબાઇલ માં જુએ છે.

માણસોએ સ્લીપર પેહરેલા દેખાય છે.

ઘણા બધા માણસો દેખાય છે પોલીસ અ ડ્રેસ પહેરીને ઉભેલા દેખાય છે.

આ ચિત્રમાં એક મોટુ બિલ્ડિંગ દેખાય છે બિલ્ડિંગ ઉપર અર્ધુ સર્કલ આકારનુ ડોમ દેખાય છે.

લાગે છે લે ઘણા બધા લેડીઝો છે એક લેડીઝ ગ્રીન કલર નો ડ્રેસ પહેરેલો છે એક લેડીઝે --

ઉપર સણગારેલા બલૂન થી સણગારેલું દેખાય છે સાડીઓના દુપટ્ટાથી સણગાવેલું હોય એ પણ દેખાય છે અને અ શેરડીના સાઠા પણ દેખાય છે.